રૂબી માં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખીશું ક્લાસીસ ઓબ્જેક્ટ્સ બનાવવું રૂબી માં મેથડ્સ મેથડો વ્યાખ્યિત કરવાના વિવિધ માર્ગો
અહી આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને લિનક્સ નાં આદેશો ટર્મિનલ ટર્મિનલ અને text એડિટર ટેક્સ્ટ એડિટર નું જ્ઞાન હોવું જરૂરી છે
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
શરૂઆત કરવા પહેલા યાદ કરો કે આપણે તત્ત નામની એક ડીરેક્ટરી પહેલા બનાવી હતી
ચાલો એ ડીરેક્ટરી પર જઈએ
રૂબી હાયફેન ટ્યુટોરિયલ અને ક્લાસીસ ડીરેક્ટરી પર જઈએ
રૂબી એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા છે
વેલ્યુંથી લઈને સ્ટ્રીંગ અથવા ક્રમાંક રૂબી માં આ બધુજ કઈ ઓબજેક્ટ છે
ક્લાસ ક્લાસ એ સંદર્ભિત દાતા ડેટા અને ફંકશન્સ ફંક્શનો નો સંગ્રહ છે
તેને માહિતી વ્યવસ્થિત રાખવા માટે રાખી શકાવાય છે
ઓબ્જેક્ટ એ ક્લાસ નું ઇનસ્ટેનશીએશન છે
ક્લાસ ની વ્યાખ્યા ક્લાસ કીવર્ડથી શરુ થાય છે
તેની આગળ ક્લાસ નું નામ આવે છે
તેને એન્ડ દ્વારા સીમાંકિત કરાય છે
ચાલો ક્લાસ નાં ઉદાહરણ જોઈએ
ક્લાસ પ્રોડક્ટ ક્લાસ પ્રોડક્ટ રૂબી કોડ રૂબી કોડ એન્ડ એન્ડ ક્લાસનું નામ કેપિટલ અક્ષરથી શરુ થવું જોઈએ
એકથી વધારે શબ્દ ધરાવતા નામ કેમેલકેસ્ડ હોવા જોઈએ
ઉદાહરણ તરીકે યુઝરઇન્ફોર્મેશન યુઝરઇન્ફોર્મેશન પ્રોડક્ટિનફોર્મેશન પ્રોડક્ટઇન્ફોર્મેશન અનુગામી ફાઈલ નામોમાં શબ્દો જુદા કરવા માટે અન્ડરસ્કૉર રહેશે યુઝર અંડરસ્કોર ઇન્ફોર્મેશન પ્રોડક્ટ અંડરસ્કોર ઇન્ફોર્મેશન સામાન્ય સ્તરનાં રૂબી ટ્યુટોરીયલોમાં બતાવ્યા પ્રમાણે ગેડિટ માં એક નવી ફાઈલ બનાવો
તેને class definitionrb નામ આપો
મારી પાસે ક્લાસનાં અમલીકરણનાં કાર્યરત ઉદાહરણ છે
તમે ટ્યુટોરીયલ અટકાવીને આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરી શકો છો
આ ઉદાહરણમાં મેં ઓર્ડર નામનું ક્લાસ વ્યાખ્યિત કર્યું છે
હવે ક્લાસને ઉપયોગી બનાવવા માટે ચાલો અમુક વેરીએબલો ઉમરીએ
ત્યારબાદ મેં માયિન્સ્ટન્સ આ ઇન્સટન્સ વેરીએબલ વ્યાખ્યિત કર્યું છે
અને મેં તેને એક વેલ્યુ આપી છે
મેં માયક્લાસવાર નામનો ક્લાસ વેરીએબલ પણ વ્યાખ્યિત કર્યો છે
અને તેને એક વેલ્યુ આપી છે
ચાલો હવે આ ક્લાસને ઉપયોગી બનાવવા માટે અમુક કોડ ઉમેરીએ
ટાઈપ કરો પટ્સ ઓર્ડર ડોટ ઇન્સ્ટેન્સ અંડરસ્કોર વેરિએબલ્સ
આ લાઈન પહેલા નવી લાઈન માટે ઉમેરો પટ્સ અમુક અક્ષરો સ્લેશ ન
ચાલો તેને કોપી કરી તેને ઉમેરાયેલી આ લાઈન નીચે પેસ્ટ કરી સેવ કરીએ
ચાલો હવે આ કોડ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
રૂબી સ્પેસ ક્લાસ અંડરસ્કોર ડેફિનિશન ડોટ આરબી અને આઉટપુટ જુઓ
તમને પોતે વ્યાખ્યિત કરેલું ઇન્સટન્સ વેરીએબલ દેખાશે
હવે ચાલો ટાઈપ કરીએ પટ્સ ઓર્ડર ડોટ ક્લાસ અંડરસ્કોર વેરિએબલ્સ ડીમાર્કેશનને કોપી કરી લાઈનની નીચે પેસ્ટ કરો અને તેને સેવ કરો
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને પહેલાની જેમ ફાઈલ એક્ઝીક્યુટ કરીએ
તમે જોશો કે ક્લાસ વેરીએબલ જે તમે વ્યાખ્યિત કર્યો હતો તે પણ દેખાય છે
હવે તમે પોતાનો ક્લાસ લખવામાં સમર્થ છો
આગળ ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે
ઓબજેક્ટ એ ક્લાસનું એક ઇન્સટન્સ છે
જેનો એ અર્થ થાય છે કે ઓબજેક્ટ ક્લાસમાંથી બનેલ છે
ક્લાસમાં વ્યાખ્યિત કરેલ પ્રોપર્ટીઓ અને મેથડો ઓબજેક્ટમાં હોય છે
એક ઓબજેક્ટ તમે કેવી રીતે ડીકલેર કરો છો
ન્યૂ કીવર્ડ વાપરીને આપણે ક્લાસનો ઓબજેક્ટ ડીકલેર કરીએ છીએ
અહીં આપણે પ્રોડક્ટ ક્લાસ નો ઓબજેક્ટ ડીકલેર કરી રહ્યા છીએ
અહીં એક ઓબજેક્ટ બને છે
પ્રોડક્ટ productન્યૂ આ પ્રક્રિયાને ઓબજેક્ટનું ઇનિશિયલાઇઝેશન ઇનીશલાઈઝેશન કહેવાય છે
આ ઓબજેક્ટ એ type પ્રોડક્ટ છે
હવે ચાલો જોઈએ કે ઇનિશિયલાઇઝ ઇનીશલાઈઝ મેથડ શું છે
ઓબજેક્ટ બનતી વખતે ઇનિશિયલાઇઝ મેથોડ બોલાવવામાં આવે છે
ઓબ્જેક્ટ પર ન્યૂ બોલાવતી વખતે આપણે ઇનિશિયલાઇઝ મેથોડ આવ્હાન કરીએ છીએ
ઇનિશિયલાઇઝ મેથડ પેરામીટર્સ ની યાદી લઇ શકે છે
અન્ય રૂબી મેથડની જેમ જ તેની આગળ ડીઇએફ કીવર્ડ મુકાય છે
ચાલો ઉદાહરણ તરફે જોઈએ
સામાન્ય સ્તરનાં રૂબી ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે ગેડિટ માં એક નવી ફાઈલ બનાવો
અને તેને ઓબ્જેક્ટ અનડેસ્કોર ઇનિશિયલાઇઝ ડોટ આરબી નામ આપો
મારી પાસે ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝેશન કોડનું કાર્યરત ઉદાહરણ છે
તમે ટ્યુટોરીયલ અટકાવીને આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો
અહીં મેં ઓર્ડર નામનો એક ક્લાસ વ્યાખ્યિત કર્યો છે
ત્યારબાદ મેં આર્ગ્યુમેન્ટ વગર ઇનિશિયલાઇઝ મેથોડ વ્યાખ્યિત કર્યું છે
આઇ હવે ક્રિએટેડ એએન ઓબ્જેક્ટ આ મેસેજ દર્શાવવા માટે મેં પટ્સ મેથડ વ્યાખ્યિત કર્યું છે
આગળ મેં વ્યાખ્યિત કર્યું છે ઓર્ડર ડોટ ન્યૂ
આનાથી ઇનિશિયલાઇઝ મેથડ આવ્હાન થશે
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો રૂબી સ્પેસ ઓબ્જેક્ટ અંડરસ્કોર ઇનિશિયલાઇઝ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
તમને આઇ હવે ક્રિએટેડ એએન ઓબ્જેક્ટ આ મેસેજ દેખાશે
હવે ચાલો ગેડિટ પર જઈએ અને મેથોડ મેથડ માં એક આર્ગ્યુમેન્ટ આર્ગ્યુંમેંટ ઉમેરીએ
ચાલો પટ્સ માં સુધાર કરીએ
આ પસાર થયેલ આર્ગ્યુમેન્ટ ની વેલ્યુ દર્શાવવું જોઈએ
આગળ ચાલો ટાઈપ કરીએ ઓર્ડર ડોટ newઆઇ હવે ક્રિએટેડ એએન ઓબ્જેક્ટ
અહીં આપણે નવા મેથડને એક આર્ગ્યુંમેંટ આપી છે
આર્ગ્યુંમેંટ ઇનિશિયલાઇઝ મેથોડ પર પસાર થાય છે
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો રૂબી સ્પેસ ઓબ્જેક્ટ અંડરસ્કોર ઇનિશિયલાઇઝ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
તમને આઇ હવે ક્રિએટેડ એએન ઓબ્જેક્ટ આ મેસેજ પ્રીંટ થયેલ દેખાશે
હવે તમને ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝેશન નો અર્થ શું થાય છે તેની જાણ પડી ગઈ હશે
યાદ કરો કે રૂબી માં મેથડ્સ એ એવા ફંક્શનો છે જેને ક્લાસ ભજવે છે
ક્લાસમાં આવેલ દરેક મેથોડ ને ડીઇએફ અને એન્ડ બ્લોક અંતર્ગત વ્યાખ્યિત કરાય છે
વધારે શબ્દ ધરાવતા મેથોડ નામને અંડરસ્કોર થી જુદું પાડવામાં આવે છે
અમુક કેરેક્ટર જેને આપણે મેથોડ નામ સાથે જોડાણ કરી શકીએ છીએ તે છે
દરેક કેરેક્ટર મેથોડ ને અમુક અર્થ આપે છે
ચાલો કેટલાક ઉદાહરણો તરફે જોઈએ
સામાન્ય સ્તરનાં રૂબી ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે ગેડિટ માં એક નવી ફાઈલ બનાવો
અને તેને ક્લાસ અંડરસ્કોર મેથડ્સ ડોટ આરબી નામ આપો
મારી પાસે ક્લાસ મેથડ્સ કોડનું કાર્યરત ઉદાહરણ છે
તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું
અહીં મેં એનિમલ નામનો ક્લાસ વ્યાખ્યિત કર્યો છે
ત્યારબાદ મારી પાસે બે મેથડો છે બ્રીથે અને વાલ્ક
તે બંને ડીઇએફ અને એન્ડ કીવર્ડો વડે વ્યાખ્યિત કરાયા છે
ત્યારબાદ મેં ઓબ્જેક્ટ એનિમલ ઈનીશલાઈઝ કર્યું છે
મેં તેને એનિમલ નામના વેરીએબલને એસાઈન કર્યું છે જેમાં એ અક્ષર નાનો છે
ત્યારબાદ મેં અનુક્રમે બ્રીથે અને વાલ્ક મેથડો આવ્હાન કર્યા છે
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો રૂબી સ્પેસ ક્લાસ અંડરસ્કોર મેથડ્સ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
તમે જોશો કે આપેલ લાઈનો આઇ બ્રીથે આઇ વાલ્ક પ્રીંટ થયેલી છે
આ એટલા માટે કારણ કે તમે બ્રીથે અને વાલ્ક આ બંને મેથડોને આવ્હાન કર્યા છે
આ મેથડો અંતર્ગત વ્યાખ્યિત થયેલ પટ્સ સ્ટેટમેંટ તમે જોયેલ પરિણામ આપે છે
આગળ ચાલો જોઈએ કે પાછળ જોડેલા ક્વેશન માર્ક સહીત મેથડો કેવી રીતે બનાવવા
સામાન્ય સ્તરનાં રૂબી ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે ગેડિટ માં એક નવી ફાઈલ બનાવો
અને તેને નામ આપો ક્લાસ અંડરસ્કોર મેથડ્સ અંડરસ્કોર વિથ અંડરસ્કોર ટ્રેલિંગ અંડરસ્કોર કેરેક્ટર્સ ડોટ આરબી મારી પાસે ક્વેશન માર્ક કોડ સહીત ક્લાસ મેથડ્સ નું કાર્યરત ઉદાહરણ છે
તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું
અહીં મેં ઉદાહરણ તરીકે પહેલાની જેમ જ સમાન ક્લાસ લીધો છે
અહીં બ્રીથે મેથોડ પાછળ જોડાણ કરેલ ક્વેશન માર્ક ધરાવે છે
આવા મેથાડો રીતે બોલિયન વેલ્યુઝ પર્તાવવા માટે વપરાય છે
આ રૂબીનાં મેથોડ નામકરણ રુપાંતરણ પર આધારિત છે
મેથડ એનિમલ ડોટ બ્રીથે question માર્ક ડીકલેર કરવાથી આવ્હાન થાય છે
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો રૂબી સ્પેસ ક્લાસ અંડરસ્કોર મેથડ્સ અંડરસ્કોર વિથ અંડરસ્કોર ટ્રેલિંગ અંડરસ્કોર કેરેક્ટર્સ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
તમને આઉટપુટ ટ્રૂ તરીકે દેખાશે આગળ ચાલો વાલ્ક નામનું બીજું એક મેથડ વ્યાખ્યિત કરીએ
ચાલો તેની બાજુમાં equal ટીઓ સાઇન મુકીએ
ચાલો એનિમલ ડોટ વાલ્ક બોલાવીને આ મેથડ આવ્હાન કરીએ
ત્યારબાદ ચાલો આ મેથડને એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો રૂબી ક્લાસ અંડરસ્કોર મેથડ્સ અંડરસ્કોર વિથ અંડરસ્કોર ટ્રેલિંગ અંડરસ્કોર કેરેક્ટર્સ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
તે એક અનડિફાઇન્ડ મેથોડ એરર આપશે
આ એટલા માટે કારણ કે ઇક્વલ ટીઓ સાઇન નો જુદો જ અર્થ છે
આનો ઉપયોગ મેથોડ ને વેલ્યુ એસાઈન કરવા માટે થાય છે
તો ચાલો આ વખતે મેથડને સેજ જુદી રીતે આવ્હાન કરીએ
ટાઈપ કરો પટ્સ એનિમલ ડોટ વાલ્ક ઇક્વલ ટીઓ હોપ્સ હવે ચાલો તેને બીજો એક અવસર આપીએ
ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ જ આદેશ રન કરો અને આઉટપુટ જુઓ
તમે જોશો કે શબ્દ હોપ્સ પ્રીંટ થાય છે
આ ડેમોનસ્ટ્રેટ કરે છે કે મેથડ પછી આવેલ ઇક્વલ ટીઓ સાઇન એટલે કે એસાઈનમેંટ
હવે તમે પોતાના મેથડો લખતા શીખી ગયા હોવા જોઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ક્લાસીસ કેવી રીતે ડીકલેર કરવા ક્લાસ નાં ઓબ્જેક્ટ્સ કેવી રીતે બનાવવા રૂબીમાં મેથડ્સ વ્યાખ્યિત કરવાનાં વિવિધ માર્ગો
એસાઈનમેંટ તરીકે એક ક્લાસ પ્રોડક્ટ વ્યાખ્યિત કરો
માયવર ની વેલ્યુઓ મેળવવા અને માયવર માટે વેલ્યુઓ સુયોજિત કરવા માટે તમે વાપરી શકો એવા મેથડ્સ વ્યાખ્યિત કરો
વેલ્યુઓ સુયોજિત કરવા માટે મેથોડ ને ચિન્હ વાપરીને વ્યાખ્યિત કરો
ક્લાસ અને સેટનાં ઓબજેક્ટને ઇન્સ્ટન્ટીએટ કરો અને ઉપર આપેલ બે મેથડો વાપરીને વેલ્યુઓ મેળવો
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અમને જોડાવાબદ્દલ આભાર